તો પછી એ તો હું તને કહું છું pickup

lamborghini એ સારામાં સારી ગાડી ભાઈ

આ એવા તારી સાચી કોઈ તોડી નથી શકતું અને બીજું કે ગાડી છે ને બહુ સારામાં સારી ગાડી છે અને એની સ્પીડ તો કોઈ તોડી ના શકતો પણ એની ઓવર સ્ટેપ પણ કોઈ કરી નથી શકતો હું શું બોલ્યો એ સ્પીડ કોઈ તોડી નાખ શકતો તો નહીં તોડી શકતું હોય તો ઓવર નહી કરી શકતો હોય ને

એની ગતિ એટલી છે એમ કહું છું સ્પીડ બધાની હોય સ્પીડ તો બધાની હોય છે વચ્ચેથી તૂટી જાય થાકી જાય ગાડી નવું તો નહીં પહોંચ્યા પછી આ હવે સમજી ગયા પાછલો ભૂલી જાય છે

હા એ વાત સાચી

આ વાર

પણ અત્યારે

મતલબ સ્વાદુ મોટર ભાગમાંથી સાંજે તો શું વિચારતો હતો કે આપણે કે આપણે જૂનામાંથી લઈએ બરાબર શું આવું વિચારે છે હવે જૂનામાંથી લઈને ખર્ચ થતો હોય તો એ શું કામનું જૂનામાંથી લીધેલું કયા નંબરનો પણ સામું પરિસ્થિતિ જોઈને ચાલુ પડે ને ભાઈ સમજ્યો મારી વાત દરેક સિરીઝ સિરીઝ જોઇને કહું તો કાલે લવ ને કાલે એડવેટર મને નુકસાન નીકળી હવે એવીએટર માં કેટલું બધું એ પતી ગયું બાર તેર હજારનો એવીએટરમાં

હજુ સામેવાળો પેલો ગાડી લઈને જોવા જઈને ગાડી હાલો ગાડી જુએ છે ને તો તેને ગાડીનો test પછી છે ને મસ્ત કોમેડી સીટી જતી રહે એ તો ગાડીની test dirve લેવી હોય ને તો ગાડીનો test drive માં બધું સારું લાગે એને પછી પેલો શું કરે ખબર છે બોલે યાર આ ગાડી ની અંદર એન્જિનમાંથી ઓઇલ ટપકે છે clean કરીને પેલો એમ કે યા પછી કે પેલો ગાડી ની ઉપર કૂદકા મારીને કે આનો સસ્પેન્શન તો બહુ ઢીલું છે પછી કે આના ટાયર આવા ચેક પછી કે આમ આવું છે એમ કરીને સામેવાળાને બીવડાવી દે પછી શું કરે એના પર એવી નવી બીજી ગાડી હોય ને જૂની તો મારા પરેશ જાડી પડી છે એ તમે લઈ લો તો એ જેટલા પૈસાની હોય ને એનાથી સસ્તી ગાડી અને દઈ દે અંદરથી ખાલી તારી ગાડી બતાડો બતાવવાની આવું બહુ મોટું એ ચાલતું હતું રેકેટ એક જાણે પકડી પાડી તો લોકો કરે આવો તને સાચું કહું અમુક લોકો ગાડી સારી સારી બતાવશે પછી ચોંટાડી દેશે એ ટાઈપની બધી મોનોપોલીઓ હોય છે આ મોનોપોલી હોય માણસને ને એક હાથે ખબર છે mercedes ની આ ઓરીજનલ સ્ટોરી છે mercedes એક જણો mercedes ની કંપની માંથી mercedes ની ગાડી લઈને નીકળ્યો હતો એટલે થઈને નીકળ્યો હશે વિસ દસ કિલોમિટર કે વિસ પેટે લગભગ પહોંચી હશે અને ગાડી બંધ થઈ ગઈ હશે નવી લીધેલી

આતો એમાં શું છે ખબર છે mercedes વાળાને ફોન કરીને mercedes વાળાને એ શોરૂમ વાળાને મેનેજર ને ફોન કરીને કે આ તો મારી mercedes તો બીજમેં બંધ પડી ગઈ એસા એવું કીધું એને એને તો પછી મેનેજર એમ કીધું કે mercedes ખોલીને જુઓ ઉસકે અંદર એન્જિન હૈ તો આને ખોલીને જોયું તો કે આની અંદર એન્જિન હતું જ નહીં

દસ કિલોમીટર

ના એટલે આ જોક્સ હા આ તો mercedes ની value છે mercedes હા આ તો mercedes ની value છે mercedes રાજસ્થાન નો એક રાજા હતો ને rolls roy વાળી સ્ટોરી સાંભળી છે કચરો નાખીને rolls roy મેળવી હતી એમાં rolls roy ની અંદર કચરો ભરીને અલવરમાં ગાડીઓ ફેરવી ફેરવાય નહીં rolls roy ની હા ખબર છે મેં સાંભળ્યું હતું

મા થયો હતો તે વડોદરા મા નાનકડા ગામ મા રેહતા હતા સાચો તેમની પાસેથી મળી છે તેમું નામ હતું રવિચંદ્ર રવિચંદ્ર જોશી હતું તેમનુ તેમા ભાઈ હતા અને આ રસ્તા મા જરા ઘરમાં ઘુસી આવી ત્યાંથી વગરના ચોર પકડે હારા કર પકડી ને જાય અને પૂરી જવા દે નજર માં અને ભારત મા ઘણા આવે છે

ના બાળપણ માં અમને નથી મળ્યા મારા સમયે જેને આનંદી તરીકે ઓળખાય છે તેવ પુરુષ લક્ષ્મણ દેશપાંડે એ મરાઠી એનો જન્મ થયો ઊનીશ સૌ નેવ મરાઠી માં વ્યતીત રહે છે એમના જીવન કાળ માં કુલ એકજ સ્થળ બની રહ્યું તે હાસ્ય ના નાટક નિર્માતા સામાજીક સરકાર તરફથી maharashtra board જે જાતી મળી છે તેમના એસ ડી એફ society mumbai ભેટ આપી દીધી સુપ્રશિધ મરાઠી સાહિત્યકાર કુલ દેશપાંડે પોતાના બાળકાળ ના સુંદર સમય ને અહી અનુભુતીત થયા છે સારા વસ્તુ અને મું અને એજ આપના જોવા મળે છે ઘર ની આસપાસ ના વૃક્ષો પશુ પંખી થી જ સીખે છે બાળ પણ મા તેજ હોય છે અને અમારે શું હોય છે એમાં આપડે કઈ કેહવાય નઈ જોકે લેખક ખુદ પોતાના બાળપણ મા આપના આગલી પકડી ને

આપવાનું છોડી બીજા દિવસે ભણવામાં આવે છે રોજ પ્રાર્થના કરો ભગવાન રવીન્દ્ર નાથ ઠાકોર ના આપડા

પણ જુનો ગણિત ભણેલા ભગવાન ના બૌધિક હિસાબ નો જવાબ મારા કાન માં ધીરેથી આવી ને કહ્યું શું વાંધો હતો મારા વન વિનય કેહવાય તેવું કીધું અને ચોકસ્શ જવાબ કહે તો હશે હકીકત તો અમે છે ને સંત જોગેશ ના રમેશચંદ્ર મંદિર માં ઘંટ વગાડી ને ભગવાન' નું બરોબર દયાન ખેંચી ને દંડવત પ્રણામ કરી ને ભગવાન મને ગણિત માં પાસ કરે પૂર્વ બળશાળી ધોળવા દઈ ને આવી માંગણી થતા મુંબઈ ના રામદેવ વિસ્તાર મા હતા પાટા society મા મકાન ને ઊંચા એટલે પાણી વેહતા દેખાય તમે રેલગાડી એ પૂર્વ દક્ષિણ ઉતર માં રોકાવું પડે અમથી ઘણા આવે છે પણ અને એકલાં આપો તો તોડે અને એવું આપો તો શ્વાસ એના તરતા ના આવડે તો લગાડ અને સહન કર

તે વેહલા દીનાના અતો તમે કોણ કરાવશે અમે અમારા જીવન સિદ્ધ નથી કર્યા સાદય થી રેહતો હતો કપડા પહેરતા ફાટે ત્યાં થીગડા મારી ને વાપરતો તે લોકો ની સેવા ખરેખર થઇ સકે તેવી તેની માનતા હતી કેહતા હતા લોકો રસોઈ ને સ્વાદિષ્ઠ કરવા મસાલા નાખે છે બીજા ના શોખ ખાવા માટે જીવે છે હું જીવવા માટે ખાવું છુ

ટોચે હતું અને સરખી કરતા રાજકાજ, માં ભાગ લેવા અને અબૃદાર માણસ નો કામ મળતા તેથી તે સામાન્ય રીતે મોચી સુથાર લુહાર વગેરે ને હલકી કોટી ના માણસો ગણતા એક વાર કોઈને પૂછ્યું માણસ માટે ઉત્તમ સુ છે પોતાને આવડે તેવી પોતાની ફરજ અદા કરે તે ઉત્તમ માણસ છે તે સારી રીતે ખેતી કરે સારી રીતે રેદુ કરે

મિત્ર કેટલાક દિવસ થી દિલગીરી રેહતો હતો તારા ઉપર તો આવું તો કયું દુખ આવી પડ્યું છે તું એટલો ઉદાસ રહે છે પેલો મિત્ર બોલ્યો ભણવાનું મારે માથે આવ્યું છે તે નિર્ધાર થઇ ગઈ છે' મારે દીકરી નથી તો હું અને ભણવામાં લાંબો સમય આપી સકતો નથી હવે હું શું કરવું?

સદુપયોગ થશે વળી બીજો લાભ થશે નહિ નવરો બેસવાનો બીજેનિરાશા ફેલાય જાય એમાં પહેલો મિત્ર સત્ય કહે છે તેવું પ્રમાણિત થયું' તેનું સારું પરિણામ આવ્યું અને ખાસ કરી ને યુવક ને તેના ઉપર ખુબ ખુબ ખબર પડી કે પેહલા તમે જેલ માં જાઓ પારકાનું પેટ ગમે તેટલું જોયે પણ આ તો દીકરા ના જાત સાવ સાચું કહેજો બેન કઈ કામ નથી બેન એટલે જ અને આખા શરીર પર આવ્યા છે તેમને આ ગોળી લખી આપી છે તેમની દીકરી ને મટાવી દેજો doctor સુનીતા શાહ ના શબ્દો જાદુયી અસર થઇ અને અભા તો છક થઇ તૂટી પડ્યા અને doctor સુનીતા શાહ એ પોતાના બાજુના table પર આપી દીધું અને આખો દિવસ કોણ ખબર કેવી જગ્યા મને તું લાવ્યો છુ બેટા આ બધી જ તેના આપડે ધોરણ wise એટલે કે chapter wise આપડે પ્રહ્ન જોવા ના છીએ એટલે કે જો આજે આપડે જોવા ના છીએ કે ધોરણ છ માં તો કે ધોરણ છ માં જે chapter one આપેલું છે કે ખોરાક ક્યાં થી મળે છે તો ખ્યાલ છે chapter one છે તેમાં થી કેવા કેવા પ્રશ્ન છે એ તમામ topic to topic અને detail માં આપડે તેના one liner બનાવી ને આપડે આપો આપ questions જોવાના છીએ તો આ તમે કરી લો એટલે તમે ccrt નું જે વિજ્ઞાન આપ્યું છે તે તમારે complete થઇ જશે અને આ આપડે authentic પુસ્તક થયું કહેવાય કારણ કે જયારે અત્યારે જે trend પકડાયો છે તે પ્રમાણે જે પણ આપણને syllabus માં છે કે તે પુછાય છે પ્રશ્ન તે ccrt ના બેઠા પ્રશ્ન પુછાતા હોય છે તો તેને ધ્યાન માં રાખી ને આપડે વિજ્ઞાન માં પણ તેવો પ્રયાસ કર્યો છે કે જેથી અપડે વિજ્ઞાન માં જે chapter એટલે કે ધોરણ છ સાત આઠ નવ અને દસ કે જેમાં અપડે વિજ્ઞાન અને technology એ નામ નું જે પાઠ્યપુસ્તક આપ્યું છે તેમાં આપડે chapter આપડે પ્રશ્નો જોવા ના છીએ તો તેમાં સૌ પ્રથમ આપડે આજે જોવા ના છીએ ધોરણ છ નું chapter one તો કે chapter one આપ્યું છે કે ખોરાક ક્યાં થી મળે છે તો કે chapter માંથી કેવા કેવા પ્રશ્ન આવી શકે તેનો પેલો પ્રશ્ન જોઈએ તો આપણા ખોરાક ના મુખ્ય સ્ત્રોત કયા કયા એટલે કે આપદા ખોરાક છે તે મુખ્યત્વે ક્યાંથી આપણને મળે છે તો કે આપણે જોઈએ તો કે જે શાકાહારી લોકો હોય તે બધા ફળ અને fruit એવું ખાતા હોય છે એટલે કે તે બને છે વનસ્પતિ અને માંસાહારીઓ ખાય છે પ્રાણીઓ એટલે કે ખોરાક ના મુખ્ય સ્ત્રોત થયા શાકાહારી માટે વનસ્પતિ અને માંસાહારી માટે પ્રાણીઓ એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓ પછી બીજો પ્રશ્ન જોઈએ કે જે પ્રાણીઓ ફક્ત વનસ્પતિ ખાય છે તેને કેવા પ્રાણીઓ કહેવાય એટલે કે અહી આપણને પૂછ્યું છે જે વનસ્પતિ ખાય તેને શાકાહારી કહેવાય પંરતુ તેને વૈજ્ઞાનિક ભાષા માં કહેવા માં આવે છે તૃણાહારી એટલે કે જે પ્રાણીઓ વનસ્પતિઓ ખાય તેને કહેવાય તૃણાહારી અને જે જે પ્રાણીઓ ફક્ત પ્રાણીઓ ખાય છે તેને કહેવા માં આવે છે માંસાહારી પછી જે પ્રાણીઓ વનસ્પતિ અને પ્રાણીઓ એટલે કે વનસ્પતિ પણ ખાય અને પ્રાણીઓ પણ ખાય તેને કેવા પ્રાણીઓ કહેવાય તો કે તે પ્રાણીઓ કહેવા માં આવે છે મિશ્રાહારી પછી જોઈએ

પછી આપણા આહાર ના મુખ્ય કોષ્ક દ્રવ્યો કયા કયા એટલે કે જે આહાર માં આપણને જે ઘટકો મળે છે કોષ્ક દ્રવ્યો તો કે તે કોષ્ક દ્રવ્યો કયા કાયબ છે તો કે તેમાં આવે છે એક આવે છે કાર્બોદિત બીજો protin ચરબી vitamin અને ખનીજ ક્ષારો એટલે કે આપડે જે ખોરાક માં daily લઈએ છીએ તેમાં થી આપણને ખોરાક માં થી આપણને સુ મળે તો કે એમાંથી આપણને એક તો મળે કાર્બોદિત બીજું protin ચરબી vitamin અને ખનીજ ક્ષારો એટલે કે આ જે દ્રવ્યો છે કોશક દ્રવ્યો તે આપણને ખોરાક દ્વારા મેળવીએ છીએ પછી આ ઉપરાંત આહાર માં પાચક તથા પાણી પણ શામિલ હોય છે એટલે કે ખોરાક માં આ દ્રવ્ય તો હોય જ છે પરંતુ તેમાં આપદા આહાર જે લઈએ તેમાં એક તો પાચક રેખા ઓ હોય છે અને પાણી માં પણ તેનો સમાવેશ થાય છે પછી આપડે આગળ જોઈએ તો નું દ્રાવણ બનવવા માટે sorry દોસ્તો અહી થી આપડે જો chapter બીજું ચાલુ થઇ ગયું હવે આ બીજા chapter ના question કે આહારો ના ઘટકો એટલે કે આહારો ના ઘટકો કયા કયા હોય અને કેવી રીત ના તેમાં થી પ્રશ્ન પુછાય તો chapter માં જોઈએ કે copper sulphate દ્રાવણ બનવવા માટે સો મીલીલીતર પાણી માં કેટલા gram copper sulphate ઓગળવા માં આવે છે તો દોસ્તો આ exam છે sorry દોસ્તો જે આ question છે તે અગાઉ જે exam લેવાઈ ગઈ તેમાં બેઠો પ્રહ્ન પુછાનો હતો કે જે copper sulphate નું દ્રાવણ બનવવા માટે આપડે જે સો મીલીલીતર પાણી જે લઈએ છીએ તેમાં કેટલા gram copper sulphate ઓગળવા માં આવે છે તો કે સો મીલીલીતર પાણી માં copper sulphate ઓગળવા માં આવે છે gram પછી કાર્બોદિત મુખ્યત્વે આપણા શરીર ને શક્તિ પ્રદાન કરે એટલે કે કાર્બોદિત જે આપણને કોશક દ્રવ્યો મળે છે તેનું કાર્ય શું છે તો કે તે આપણા શરીર છે તેને શક્તિ પ્રદાન કરે પછી જે ચરબી છે ચરબી આપે છે શક્તિ એટલે કે ઉર્જા આપે છે એટલે કે ચરબી શું આપે તો કાર્બોદીત્ અને ચરબી બંને આપણને શક્તિ આપે છે

કાર્બોદિત માં થી પણ મળે અને બીજી ચરબી માંથી મળે પરંતુ સૌથી વધારે ઉર્જા આપણને જો મળતી હોય ને તો તે છે ચરબી દ્વારા એટલે કે ચરબી દ્વારા આપણને જે કાર્બોદિત પદાર્થ જે છે તેના કરતા વધારે આપણને ઉર્જા મળે છે ચરબી માંથી પછી ચરબી અને કાર્બોદિત યુક્ત ખોરાક ને ઉર્જા આપવા વાળા ખોરાક કહેવા માં અવ એ છે એટલે કે જે ઉર્જા આપે છે તેથી તેને કહેવા માં આવે છે ઉર્જા આપવા વાળા ખોરાક પછી આપડે ધોરણ છ માં chapter બીજું છે તેના આગળ ના પ્રશ્નો જોઈએ કે

vitamin રહ્યા તે આપણને શરીર માં ગળ ગળ થાય તેના થી આપણને રક્ષણ આપે છે અને vitamin આપડી આંખ હાડકા દાંત અને પેઢા ને પણ સ્વચ્છ રાખવા માં મદદ કરે છે એટલે કે vitamin નું આપણા શરીર માં ખુબ આવશ્યક અને જરૂરી આપણે હોય છે vitamin તો આપડે જોઈએ કે vitamin નું રસાયણિક નામ શું છે અને તેના લીધે આપણને કયા કયા રોગ પણ થતા હોય છે

તો તે રોગ ને શું કહેવા માં આવે છે તો તેને કહેવા માં આવે છે તો એ exam માં આવો પણ પ્રશ્ન પુછાય શકે કે જે નીચે રોગ આપ્યા છે તેમાં થી કયો રોગ રોગ નથી અને તેમાં opetion આપ્યા હોય કે રાતાન્ગ્નાપનું બેરી બેરી અને અને એક ચોથો opetion બીજો આપ્યો હોય કે યા કોઈ પણ એવો એક રોગ આપ્યો હોય

પ્રજીવ ના કારણે થતા રોગ હોય તો તેને કહે રોગ કહેવા માં ના આવે એટલે કે તે વિકલ્પ આપડો સાચો હશે તો જોઈએ કે vitamin a છે તો vitamin a ની ખામી ના કારણે કયો રોગ થાય તો કે એ vitamin a ની ખામી ના કારણે જે રોગ થાય તે રોગ કયા હોય છે તો કે આંખ ને લગતા હોય vitamin a ની ખામી હોય તો તમને જે આંખ ને લગતા રોગ હોય તે મોટા ભાગે થતા હોય છે તેમાં આવે છે રાતાન્ગ્નાપનું અને આ બંને રોગ છે આંખ ને લગતા પછી vitamin b one તો કે vitamin b છે તેને કારણે કયો રોગ થાય એટલે કે vitamin b ની જો આપણા શ્રી માં ખામી હોય તો તેના કારણે કયો રોગ થાય તો કે તે રોગ થાય છે બેરી બેરી અને અહી આપણને તેના લક્ષણો આપ્યા છે તો કે રાત્ગનાપના માં શું આવે તો કે રાત્રે ઓછુ દેખાય નબળી હોય ક્યારેક સંપૂર્ણ પને દેખાવા નું બંદ થઇ જાય અને બેરી બેરી ના લક્ષણ માં આવે છે કે નબળા સ્નાયુ ઓ તથા કામ કરવા માટે ઓછી શક્તિ એટલે કે આપડે જે શરીર ના સ્નાયુ ઓ હોય તે નબળા થઇ જાય અને આપણને અશક્તિ આવી જાય તો તેને તે રોગ હોય છે બેરી બેરી પછી vitamin c જોઈએ તો કે vitamin c ની ખામી ને રોગ થાય છે અને ના લક્ષણ છે કે પેઢા માંથી લોહી નીકળવું કામ માં રૂહ જાળવા માટે વધુ સમય લાગવો એટલે કે જો vitamin c ની ખામી હોય તમારે તો તમારે જે પેઢા હોય મોઢા માં આપણે જે પેઢા આપ્યા હોય છે તેમાં થી લોહી નીકળે અને કોઈ પણ તમને જો ઘ વાગે તો ત્યાં જલ્દી રુજ આવતી નથી એટલે કે આ લક્ષણ છે પછી vitamin d ની ખામી ના કારણે રોગ થાય છે સુક્તાવ અથવા એટલે કે આ જે vitamin d ને લગતા રોગ હશે તે આમ સેને લગતા હોય ટોમ કે તે હોય તે હોય હાડકા ને લગતા ને આ vitamin d ની જો ખામી હોય તો તમને સુક્તન એટલે કે થશે હાડકા ઓ નું નાજુક બની ને વળી જવું એટલે કે જો તમને સુક્તાંક નો રોગ થયો તો હાડકા નાજુક બની જાય એટલે કે તે તેમાં શક્તિ રેતી નથી અને નરમ બની જાત એટલે કે તે વળી જાય છે તો કે આ લક્ષણ થશે સુક્તંક નાં પછી calcium તો કે calcium ની ખામી ના કારણે કયા રોગ થાય તો કે હાડકા અને દાંત નો એટલે કે હાડકા અને દાંત નો જે કોવાંક થાય તે શેની ખામી ના કારણે થાય તો કે તે થાય છે calcium ની ખામી ના કારણે અને તેના લક્ષણ માં થશે તો નબળા હાડકા થઇ જાય અને દાંત માં સડો થાય પછી iron તો કે iron ની ખામી ના કારણે થશે anaemia અને anaemia એટલે કે પાંડુ રોગ તો કે iron ની ખામી હોય તો તમને થશે anaemia એટલે કે પાંડુ રોગ થશે અને તેમાં આપડા શરીર માં નબળાઈ આવી જશે પછી iodine તો કે જો તમને iodine ની ઉણપ હોય એટલે કે iodine ની ખામી હોય તો તમને રોગ થશે અને આ શેના લાગતો રોગ છે તો કે થાય છે ગળા ના ભાગે હવે ગાળું આપડું ફૂલાઈ જાય એટલે કે આ ગાળા ના ભાગે રોગ થાય છે અને તેને બીજું કે નામ આપવા માં આવ્યું છે અને તેનું લક્ષણ છે કે ગરદન માં આવેલ ગ્રંથી ફૂલી જવી એટલે કે ગરદન માં કઈ ગ્રંથી ફૂલી જાય તો કે છે

પછી કયું vitamin આપદા હાડકા તથા દાંત માટે calcium નો ઉપયોગ કરવા માં આપણા શરીર ની મદદ કરે છે તો કે હાડકા અને calcium માટે આવે છે vitamin d કોશક દ્રવ્યો ઉપર આપણા શરીર ને પાચક રેશા ની પણ આવશ્યકતા હોય છે તો કે આ પાચક રેશા ને બીજા કયા નામે ઓળખવા માં આવે છે તો કે પાચક રેષાઓ હોય તેનું બીજું નામ થશે પછી અપાચિત ખોરાક ને આપણા શરીર માં થી બહાર કાઢવા માં કોણ મદદ કરે છે તો કે જે પાચક રેષાઓ હોય કે જે આપડે ખોરાક લઈએ છીએ તેમાં અમુક ટકા જે ભાગ છે ટેબ બ આપડો અપાચિત રહી જતો હોય છે તો કે તે અ પછીત ખોરાક હોય તેને તમારે શરીર બહાર કાઢવા માટે કોણ મદદ કરે તો કે તે કરે પાચક રેશા અને પાચક રેશા નું બીજું નામ થશે આપણા ભોજન માં કયા કોષ્ક દ્રવ્ય ની વધુ માત્ર મેદસ્વીતા નું કારણ બને છે એટલે કે મેદસ્વીતા એટલે કે આપડે જે ઝાડા થઇ જાય એને કહે છે મેદસ્વીતા તો કે જો આપદા ભોજન માં ચરબી હોય એટલે કે ચરબી યુક્ત ખોરાક આપડે લઈએ તો આપદા શરીર માં આવે છે મેદસ્વીતા એટલે કે મેદસ્વીતા નું કારણ બનશે ચરબી પછી કોષ્ક દ્રવ્ય ના લાંબા સમય સુધી ના અભાવ ના કારણે જે રોગ થાય છે તેને કેવા રોગ કહે છે એટલે કે કોશક દ્રવ્યો એટલે કે vitamin iodine અને iron છે

રેશા થી કાપડ સુધી એટલે કે રેશા થી કાપડ સુધી chapter આપ્યું છે તેમાં આપડે one liner પ્રશ્ન જોવા ના છીએ તો વનસ્પતિ કે પ્રાણી સ્ત્રોત માં થી નાં મળતા હોય તેવા રસાયણિક પદાર્થો માં થી જે રેશા બનવવા માં આવે તેને કેવા રેશા કહે છે એટલે કે જે જેબ વનસ્પતિ કે પરની સ્ત્રોત માં થી જે રેશા નાં મળે તેને કેવા રેશા કહેવાય એટલે કે તે જે રેશા છે તે વનસ્પતિ માં થી નથી મળતા પરંતુ રસાયણિક પદાર્થ માં એટલે કે જે રસાયણિક પદાર્થ હોય તેમાં થી જે રેષાઓ મળે તેને સુ કહેવાય તો કે તેને કહેવા માં આવે છે રેસા પછી polyester nylon અને acryilic આ કયા પ્રકાર ના રેશા ના ઉદાહરણ છે તો કે તે છે synthetic રેશા એટલે કે જે polyester nylon અને acryilic તે એક synthetic રેશા કહેવાય કારણ કે તે આપણને વનસ્પતિ અને પ્રાણી માંથી નથી મળતા એટલા માટે તેને કહેવા માં આવે છે synthetic રેસા પછી કપાસ ના છોડ સામાન્ય રીતે કેવા પ્રકાર ની જમીન માં ઉગાડવા માં આવે છે તો કે કપાસ ના છોડ ઉગાડવા માં આવે છે કાળી જમીન અને ઓછા તાપમાન વાળી જમીન હોય ત્યાં કપાસ નો છોડ ઉગાડવા માં આવે છે અને ત્યાં સૌથી વધારે કપાસ નું આપડે કપાસ પણ સૌથી વધારે થતો હોય છે પછી કપાસ ના છોડ ના ફળ ને કયા નામે ઓળખવા માં આવે છે એટલે કે જે કપાસ ના છોડ માં જે ફળ આવે એટલે કે આપડે જે કપાસ વીણવા જતા હોય તો તેમાં સુ હોય તો કે આપડે તેમાં

પછી ષણ ના એટલે sorry દોસ્તો ષણ ના છોડ ના કયા ભાગ માં થી ષણ ના રેશા મેળવાય છે એટલે કે જે ષણ નો છોડ હોય તેમાંથી કયા ભાગ માંથી ષણ ના રેશા મેળવાય તો કે તે મેળવાય છે વાકાંડ માં થી એટલે કે આપણને ષણ મળે છે ષણ ના છોડ ના પ્રકાંડ માં થી પછી ષણ નો રેશો બનવવા ની પ્રક્રિયા એટલે કે ષણ નો રેશો બને કઈ રીત નાં તો કે તેમાં કેવું હોય કે ચોમાસા માં ષણ હોય તે ષણ ને ઉગાડવા માં આવે એટલે કે ચોમાસા માં ષણ ને ઉગાડવા માં આવે છે અને ત્યાર બાદ જે છોડ જે ષણ નો છોડ હોય તે ફૂલ આવવા નો તબક્કો હોય છે અને ત્યારે સામાન્ય રીતે તેની લનની કરવા માં આવે છે એટલે કે જયારે તેમાં ફૂલ ને ફૂલ નું છોડ આવી જાય પછી તેની લનની કરવા માં આવે છે અને પછી તે છોડ ને

તાલીમ મુહાવરાને કારણે કઈ ના વર્તમાનમાં થતું પરિણામને વર્તમાનમાં થતું પરિણામ ન કારણે જોવા મળતું મનોવૈજ્ઞાનિક ભાઈ કથા અને તેને શિક્ષણ કહી શકાતું નથી ચાર મહિના થતાં દાખલ તે પથારીમાં પડતા કે અત્યારે પથારી પર ઘર આવીને સહજતાથી એને એટલે કહેવામાં આવે છે બીજા નંબર પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ

પડેલ સમસ્યા ને બહાર નીકળવાનો માર્ગ તરત જ શોધી શકાતો નથી કારણ કે તે પરંતુ પરંતુ આ માટે પ્રયત્નો વધારે છે તેમ તેમ તેને શિક્ષણ પ્રાપ્ત થાય છે તેને શિક્ષણ મેળવવાનો અનુમાન પ્રયત્કે પ્રયત્ન થયેલ સમય અને ભૂલો ના દ્વારા દર્શાવી શકે છે આ અંગે વિસ્તૃત સમજ મેળવવા માટે જોર્નડાઇન બિલાડી બિલાડી ઉપર કરેલ પ્રયોગ સમજીએ જોર્ન ડાઈન નો પ્રયોગ અમેરિકન મનોવિજ્ઞાનિક જોર્ડાનઈન એક સમસ્યા પેટી બનાવી. આ સમસ્યા પેટીમાં રચના કરવામાં એ

અને સમસ્યા પેટીની બહાર બિલાડીને દેખાતા તે રીતે ખોરાક મુકવામાં આવ્યો હતો સ્વભાવિક રીતે

પંજા માર્યા અને સળિયા સળિયા ને બચકા ભર્યા સમસ્યા પેટીમાં આમથી તેમ આંટા માર્યા ટૂંકમાં કોઈ પણ જગ્યાએથી સમસ્યા પેટી ના બહાર બહાર નીકળવાનો બહાર નીકળવામાં આવે છે પરંતુ બિલાડીએ સમસ્યા પેટી ની બહાર નીકળવાનું સફળતા મળી શકે નહીં આથી ફરી ફરી એના એ જ પ્રયાસો ચાલુ રાખ્યા તેમાં અચાનક તેનો પંજો સમસ્યા ની સમસ્યા પેટીના ખોલવાની સ્થળ પર સ્થળ પર પડી જતા પડી જતા સમસ્યા પેટીનો દરવાજા ખુલી ગયા સમસ્યા પેટી ના દરવાજા એ એક આકસ્મિક ઘટના છે બિલાડીએ કોઈપણ સમજક પૂર્વક બિલાડી એ કોઈપણ સમજક પૂર્વક કળ દબાવી ન હતી કારણકે કળ દબાવવાથી દરવાજો ખુલ્યે ખ્યાલ ન હતો અને તેની તેથી જ બિલાડી ફરીથી મુક્યામાં સમસ્યા માં મૂકવામાં આવી તેને તેની પહેલા જ જેવો જ પ્રયત્ન ચાલુ રાખ્યા હતા દરવાજા વચ્ચેનો સમજ સંબંધ સમજાયો ન હતો તે બાબતે સમસ્યાનું સર્જાયું હતું અભીશાસન ધ્વારા શિક્ષણ અભિસંધાન એટલે અભિસંધાન એટલે શિક્ષણની કલા છે કે ગ્રાહક તુપ પર આધારિત છે મૂળ કટાક્ષ ઉપદ્દિક ઉદીપક સિવાયના અન્ય ઉદ્દીપક વચ્ચે સમાન પ્રતિક્રિયા આપવાનું શિક્ષણ પ્રાપ્ત થાય તે પ્રતિકિયા અભિસંધાન થતું કહેવાય દાખલા નંબર તરીકે શાળાના જુદા જુદા પ્રકારના ઘંટ વગાડવાથી વાગવાની સાથે જ જોડવા માં આવે છે વિવિધ પ્રવૃત્તિઓ આ પ્રવુંતીયો શિક્ષણ શિક્ષણ વ્યક્તિઓને અનુભવના સંવેદના સામેથી મગજમાં જોડાણ થાય છે અને તેથી ઉદ્દીપક રજૂઆત થતા અન્ય ઉપેદક મોટી ફાટી જાય છે